ઈ તો હવે depend કરે છે કી મને તો લાગે છે કી અ લગભગ જે તમારી ઇલેક્ટ્રોનિક્સ કોઈ ભી ચીજ હોય તમારો ફોન કયો લેપટોપ કયો યા. ટીવી વોશિંગ મશીન આ ભી જે બધું ઓનલાઇન મળે છે ને તો ઈ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ છે ને બાર એટલે બોવ દૂર દૂર થી આવે છે તો ઈ આવામાં લેટ થાય જાય છે.

અચ્છા હમ એ તો સરુ છે પછી એજ મેં કીધું કે કોઈ કોઈ વાસ્તુ નું એવું છે કે જલદી આવી જાય છે. કોઈ વસ્તુ નું દૂર ભી એટલે ઘણો ટાઇમ ભી ડે છે ઈ લોકો હવે depend કરેછે તમારું પ્રોડુક્ટ ક્યાંથી આવીરહ્યું છે સુ છે તો પછી મારા સાથે તો અરે એવું થયું તું ઓનલાઈન મા એકવાર મતલબ મેં શેમ્પૂ મંગાવેલું ઈ અક્ટયુઅલી હું ત્રણ વરસ થી યુસ રું છું અને હું પેલા જ્યાં રેતી હતી હવે તો અમે લોકો નવી જગ્યાએ શિફ્ટ થઈ ગયા છે ને તો ઈ સુ છે ને તોડુક એવું ગામ ટાય્પ માં છે અમે લોકો પેલાતો સુ છે city માં રેતા હતા ને તો ત્યાં સુ છે. મોટો મોતા મોલ વગેરે બધું હતું તો મને ઈ શેમ્પુ ત્યાં મળી જતું હતું, તો પાછલા વખતે એવું થયેલું કે મને આયા મયલુજ નાય, તો પછી મેં Online Order કયૃ અને. ઈ પછી ડેમેજ આય્વુ પેલું.

હાં હાં ના પાન અમારા ત્યાં ઈ પણ નથી ને Option એટલે પછી મને વાંધો આવીજાય છે મને ઓનલાઇન માંજ મંગાવું પડે છે ઈ ઈ વાળું નથી અમારા આયા. નાનુ કામ એટલ નાનું એકદમ નાનું નથી પણ કામ છે તો ઈ ઓપ્સન નથી ન્યાં.

ગ્રોસરી માટેનું તો મને નઈ ખબર હું જ્યાંથી મંગાવું છું ને તો ન્યાં એવું થઇગયું તું કી ઈ મને ડેમેજ દયદીધું ઈ લોકોએ તો ઈ તો સારું હતું કી ઈ લોકોએ પછી. રિપ્લેસમેન્ટ એટલ ઓપ્સન એક ક્યારે ક્યારે શુ હોય ને કોઈ કોઈ વસ્તુ ની રિપ્લેસમેન્ટ ફરીથી નો હોય લયખું હોય કોઈ વસ્તુને એવું હોય ને કી સેવન ડેસ રિપ્લેસમેન્ટ હોય એ ફિફટિન ડેસ રિપ્લેસમેન્ટ હોય તો આનું એવું હતું કે રિપ્લેસમેન્ટ નતું પછી મેં કોલ કાયરો અને ઈ લોકોને comaplaint કયરી કોલ કરીને તો પછી ઈ લોકોએ મને મારા પૈસા refund કરી આપ્યા. અચ્છા હમ

અચ્છા હાં એ ખબર નતું ઈ કેવું છે સુ છે તો કરીને એટલે ઈ આપણને કેમ ખબર પડસે કી વોટ્સપ છે એમ.

અચ્છા એવું છે એટલે આપણને એ SDD છે કે ઈ લોકો ડિલવરી

અચ્છા એવું ભી છે હમ હા તો સારુ કેવાય એ પછી તો એવા છે મારા પાસે બે ત્રણ એવા એટલે મેડીકલ વાળા છે ઓળખાણ વાળા તો Medical વાળા એટલે આપણને ક્યારેક આમ emergency માં કોઈ મેડીકલ ભી જોતી હોય તો પછી આપડે ઈ લોકો ને કહી શકીયે છે ને મતલબ અગર આપડે બારે નો જવાનું થાય તો અગર આપડે હમ તો ઈ તો સારું કેવાય હુ તુ જો હવે આ જે હું સેમ્પુ ની વાત કરું છું ને ઈ તો હું ઘણી વાર મંગાવું છું સેમ્પુ કેમ કે ઈ છે નેઅક્ટયુઅલી એનાથી તમારા વાળ એટલે વધારે સિલ્કિ અને સ્મુથ થાય છે તો હું ઈ સેમ્પુ હવે લગભગ અઢી થી ત્રણ વરસ થાય ગયા હવે હું વાપરું છું ઈબ સેમ્પુ ને તો મને તો સારું લાગેછે તો હું પેલી વખતે અહીંયા આયવા પછી મેં ઓનલાઇન મંગાયવું.

એ Product થોડું damage આયવું તો પછી મારો થોડોક ભરોસો ભી ઓલો થાય ગ્યો તો ઈ તો સારું થઇગયું કે ઈ લોકો એ મને રિફંડ આપી દીધેલું.

હા હા અને અને હુ કેવું હતું કી એમાં લખેલું હતું કે નોટ returnable product એટલે એ return ના હાળું તો નતુ એટલે મને તો કેમનું રાખવું જ તું ને. પણ ઈ કેવું હતું કે ડેમેજ હતું તો હું શું કરું એટલે પછી એ લોકો એ એનો મને refund આપી દીધું તો મેં કીધું કે આ તો સારી વાત થઈ ગઈ. તો પછી મેં નેક્સ્ટ ટાઇમ જયારે મારુ ઈ સેમ્પુ ખતમ થઈ ગ્યું તો મેં ફરી થી ઓર્ડર કઈરું તું તો ત્યારે મારા અમ એટલે સારુ આઈવું તું પ્રોડક ઈ કઈ ડેમેજ નતું. તો, હવે મારુ જોઈને અમે જે એપાર્મેેંટ એમાં રેય છેને તો ઈ લોકો ભી જોવા મંડ્યા કે મારા વાળ તો બહુ જ સારા છે સરસ છે કયું સેમ્પુ તમે વાપરો છો? તો મેં એમને ભી કીધૂ તું હવે ઈ લોકો ભી ઓંનલાઇન ચાલુ કર દીધી છે ઈ લોકો એ હા એ જ તો. હમણાં બારે જવાનું કઈ બધું પ્રોબલમ જ ચાલુ છે એટલે એ જ બધાને લોકો કોઈ કોઈ લોકો ને શું છે ને એટલે ખબર જ નતું ઓનલાઇન ડિલવરી એટલે શું હોય એ

તો બસ, ઈ ભી બધું ઓનલાઇન ડિલવરી ચાલુ કર દીધી છે એ લોકો એ ભી. હમ તો કઈ આપડે કઈ હમ

હા અર્થ હા મામાસ અર્થ નું ભી ખબર છે મને મેં પાછળ એના પરથી અક્ટયુઅલી મારા માટે Body cream body lotion મંગાવેલું હતું. અને એક હેર સ્પા મંગાયવું તું. સારું નીકળું તું ઈ ભી Product મારુ. એ પણ હા, હા. હા, ઈ તો ઈ બધી ટેક્નિક છે ઈ લોકો ની ઈ એવું કરવાથી પછી લોકો ધ્યાન દે એના તરફ કરીને અને પ્રોડક્ટ ભી સારા દે છે ઈ લોકો એટલે વાંધો નથી. હા, હા. હા, ઈ તો છે ઈ તો એકદમ જ સાચી વાત છે. ઈ જ તો ક્વ છું ને કે એને ખબર નતું ઈ લોકો ને ભી હવે બધું ઓનલાઇન નું ખબર પડી ગઈ છે. એટલે ફટાફટ લોકો તમને ખાવાનું કયો યા કોઈ એટલે કિરાના નો સામાન કયો યા કપડાં કયો યા કિરાના યા જે ભી છે તમે ફટાફટ એટલે એમાં જોયું કે તમને ઓપ્સન મળી જાય એટલે જે મૈન એટલે શું છે ક્યારેક ક્યારેક આપણ ને કંટાળો આવવા માંડે હવે તડકા ના દિવસો ચાલુ થઇ રહ્યા છીએ. બારે જવાનો કંટાળો આવી રહ્યો છે તમને. તો, શું કરવાનું હવે? દુકાન માં જાઓ ત્યારી કરો દુકાન માં જાવ.

અમ હા, ઈ એમાં એલુ એટલે એક પ્રોડક્ટ આઈવું છે મારુ એક હજી ઓન ધ વે છે ઈ આવશે હવે. મને લાગે છે કાલ ની કે પંદર થી સોળ ની અમ એટલે ડેટ દેખાડે છે.

હા, હા. એ ભી છે ઈ એક વાત છે. હું તો આ જે ફુડ વાળા છે ને જે Food delivery કરે છે તમને હું તો બિચારા ઈ લોકો ને ટીપ એના અંદર એડ્ડ કરી જ દઉં. ઈ ભી ઓનલાઇન એમાં તમે જયારે ફુડ ઓર્ડર કરો છો તો ત્યારે એ તમને ત્યાં Payment નો Option પાસે જ નીચે પૂછે છે ને ઈ લોકો કે ટીપ દેવી છે કે તમને કઇને. તો હું તો એમાં જ ઈ લોકો ને એડ્ડ કરી દઉં છું ટીપ એટલે એના સાથે જ લોકો નું ભી Payment થઈ જાય પછી એમ. હમ હા. હા, હા. બધું પદાવ બરાબર છે. મજા ચાલે છે. જોબ વાળા જોબ કરે છે. સરસ છે સરસ.

ઈ જ તો. હવે શું કરવાના એટલે. ઈ તો કઈ હવે ભગવાન ને જ ખબર છે ઈ તો ક્યારે ખતમ થવાનું છે એ તો. પણ ઘણા લોકો એટલે કોરોના માં ઘણા આપડા લોકો ભી દૂર વયા ગ્યા છે આપડા થી. આપડા નજદીક ના લોકો ભી ઘણા આપડે ખોયું છે ઘણા લોકો ને ભી. એવું છે હવે. ક્યારે શું થશે આપડે કઈ જ કેતા નતું આવડતું. એટલે છે આપડે ત્યા સુધી બધાય ને ફોન કરી લેવાનો વાત કરી લેવાની ભલે આપડે જાઈ નથી સકતા બહાર મળી નથી શકતા.

ઘર વાળાવ સાથે બેઠા છીએ પાસે જ બેઠા છીએ વાત કરી રહ્યા છીએ. એના માટે ભી ઈ લોકો એ હવે એટલે બધું ને પુરી એટલે એવું લાગે છે ને આપડી પુરી લાઇફ ઓનલાઇન થઈ ગઈ છે.

હા જ ને. એ જ તો. ક્યારે શું થાય એ કઈ જ કેતા નતું આવડતું.

સવાર થી પૂરું લેપ્ટોપ ને સામે ઓનલાઇન બેસી જવાનું ને પૂરું સાંજ સુધી તા જ બેઠું રેવાનું. તમને લોકો ને પછી ફાવે છે ઓનલાઇન ભણતર? કે તમને ઓફલાઇન વધારે ગમે છે? હજી કાંઈ નાઈ શાંતિ છે. તું બતાવ તારા સાથે કઈ આવું થયું છે કે ઓનલાઇન કઈ મંગાઇવુ છે અને ટાઇમ એ જાય એવું કઈ?

અચ્છા અચ્છા. ના એ તો સારું છે. એતો ક્યારેક ક્યારેક જ થાય ખાલી અગર આપડે એવું ફેસ કરીયે તો ઠીક છે નઈતો શું છે તમે ક્યારે ભી કાંઈ ભી મંગાવો અને અગર ઈ તમારું product અગર defective છે યા પછી કઈ ડેમેજ છ liquid એટલે કોઈ Liquid છે અને ઈ ડેમેજ છે. તો પછી શું છે તમારો ભરોસો ઉડી ભી જાય ને કે લોકો કે ઓનલાઇન ફ્રોડ છે આવું છે બધું આપડે કાયમી મંગાઇયે તો આવું જ નીકળે તે એવું જ નીકળે છે.

હજી બોલ બાકી હું મને બસ એ જ પૂછવું તું એ કયા ઓનલાઇન માં જે કઈ games પણ ચાલુ થાય છે ને શાયદ થી પાછળ મેં તે મને કીધું તુ ને કોઈ games ના બારામાં.

અચ્છા અચ્છા એવું છે એટલે games મા તમે જીતો તો તમને મળે તો games માં પહેલો પૈસા ભરવા પડે છ કે એમાં? એટલ તમારું જે આ સેર મર્કેટ નુ અગર કામ છે મતલબ એવું આ ટાય્પ નુ કેવું છેકે?

અચ્છા અચ્છા એવું છે તો તને મઈળુ છે કે કઈ? તો એમા કેટલા જણા રમી શકે આપડે કઈ ખબર છે? અચ્છા અચ્છા એટલે આપડે cards રમે છે એવાવ એવુ કાઈ છે કે ઈ?

અચ્છા અચ્છા અચ્છા સારુ છે સારુ છે આ તો પછી હું તો લુડો રમતી હતી ઓનલાઇન મારે એટલે જયારે ક ફર્સ્ટ ટાઇમ કોરોના ચાલુ થયું તું ચાલુ થયું તું ને બે વરસ પેલા. તો પછી શું છે જોબ પર આપડે ત્યારે છુટ્ટી બવ રેતી તી તો અમે લોકો શું કરતા તા હું અને મારી કોઈ મારા કોઈ રેલેટીવેશ યા મારા કોઈ ફ્રેંડ્સ પછી અમે લોકો બધા ઓનલાઇન લુડો રમતા હતા. તો એમા ઈ તો સારો ઓપસ્ન દીધું તું ઈ લોકો એ કે તમે ઓનલાઇન લુડો રમતા તે એમાં શું છે નીચે આમ તમારે આમ ચેટ ભી કરી શકતા હતા. તો ન્યાંથી ન્યાં તમે મેસેજ કરી શકો અને પછી પછી ઈ લોકો એ વોઇસ વાળું ભી ચાલુ કઈરું તું તો તમે ત્યાં ને ત્યાં બોલી શકો અને રમી પણ શકો. તો ઈ એક સારું ઓપસ્ન લાગ્યું ન મને. મતલબ કોરોના માં કેવું લોકો એ કેટલુંક કંઈ કંઈ કઈરું છે બધું. ઓનલાઇન બધું રમવાનું ભી તમારું ઓનલાઇન

હાં હાં હા બધાય થીક છે. આપડે ભી રમશું ક્યારેક તું ભી ઓનલાઇન લુડો લુડો ગમે છે તને? હમ પછી રમશું આપડે લોકો ભી ઓનલાઇન રમશું ક્યારે તો કેટલા દિવસ થાઈ ગયા આપડે લોકો મઈળા ભી નથી ક્યારેય મઈળા તો ક્યારેક લગન માં મઈળા તા આપડે લોકો કેટલો ટાઇમ થઈ ગયો corona માં તો ક્યાંય નીકળાતું ભી નથી ને હવે લગ્ન ભી હું તો ક્વ છું લગન ભી ઓનલાઇન કર દેવા જોઈએ હવે બેઠા બેઠા અહિયા થી લગન કરી દેવાના

બધાય નું જમવા કારવવાનું થઈ ગ્યું પતિ ગ્યું બધાય નું જમવાનું? આજે શું છુટ્ટી હતી કે તને સ્કૂલ કૉલેજ મેં

હાં હાં ચોકકસ ચોકકસ કઇશ હું આવે એટલે ક્વ છું. હમ યાદ કઈરું કરીને ફોન આઈવો તો કરીને

હાં હાં થીક છે. ઠીક છે ચાલો બાય જય શ્રી કૃષ્ણ ધ્યાન રાખો હો બધાય. ઠીક છે ઓકે. આવવાનું વિચારતા હતા બલરામ જે આ સાંભળી અને તેમને કોઈને પગ લડવાનું પસંદ ન હતું આથી તીર્થોમાં સ્નાન કરવાના બહાને તે દ્વારકા થી ચાલી નીકળ્યા. પ્રભાસ ક્ષેત્રે સરસ્વતી નદી યમુના તટના ડુંગરા તટ પર આવેલી તીર્થોના થઈને નેમી નારાયણ ક્ષેત્રમાં ગયા અને તે વખતે ઋષિઓ સત્સંગ રૂપે મહા સત્સંગ કરતા હતા આ વખતે વ્યાસજીને શીખ્યો. રૂમ મરચાં થી વ્યાસ ગાડી પર બેઠા હતા અને બલરામજી ને જોઈને બધા ઋષિઓ ઊભા થઈ ગયા હતા અને સ્વાગત તેમની ગાડી ઉપરથી ઉભા જ ન થયા. અને સ્વાગત ન કરી અને બલરામ જઈએ આથી ક્રોધમાં આવ્યો જાતિના છે અને શુદ્ધ છે તે તેથી બ્રહ્મસ્થાન પર બેસીને વ્યર્થ કરવાનો તેમનો અધિકાર નથી. આમ છતાં બ્રાહ્મણોને બિરાજતા છે અને બલરામજી ને થયું કે શુદ્ધ પરાણાના વ્યાસજીના શિષ્ય થઈને અને મન પર સ્વયં નથી કરતા આથી તેને મૃતદંડ મળવો જોઈએ. તેથી હાથમાં ખુશ હતું અને અણીથી પ્રહાર શુદ્ધ પર પ્રહાર કર્યો હતો હાથે શુદ્ધ તરત જ મરી ગયા. સુઈ તો અભિમાનને ધારીને બલરામજી દ્વારા પ્રભુએ તેમનો વધ કર્યો. અને શુદ્ધજીના વધ થી ઋષિમુનિઓ ચિંતિત થઈ ગયા અને તેમને શુદ્ધજીએ બ્રાહ્મણ ઉચિત આસને બેસાડ્યા હતા અને તેમને ના થાય ત્યાં સુધી કષ્ટ રહિત આયુષ્ય પણ આપ્યું હતું. અને ઋષિએ બદનામ જી ને બ્રહ્મ હત્યાનું શાશ્વત કરવાનું કહ્યું હતું આનાથી યોગ્ય બોધ પણ થાય છે અને બોધ બળદેવજીએ કહ્યું હતું કે શાશ્વતજીને તેમ તમે સૂત માટે માંગતા હોવ તો માંગી લો ને હું મારા યોગ્ય બળથી બધું સંપન્ન કરીશ ને ઋષિઓએ કહ્યું હતું કે આ આપ એવો ઉપાય કરો કે જેનાથી આપના શાસ્ત્ર પર આક્રમણ અને તેનું મૃત્યુ પણ વ્યર્થ ન જાય. અને અમે જે તેને વરદાન આપેલું તે પણ સભ્ય થાય બળદેવજીએ કહ્યું કે વેદો કહે કે આત્મા જ ઉત્તમ રૂપમાં ઉત્તમ ઉત્પન્ન થઈ છે આનાથી રો અર્થમાં સ્થાને પુત્ર શાહના આપણને પુરાણોની કથા કહે છે મારી શક્તિથી તેને હું દિલધારી વૃંદશક્તિ અને બળ આપું છું અને ઋષિમુનિ એ સત્રને સમાપન કરવાનું વરદાન બલદેવ જી દ્વારા આપવાનું પ્રભુ છે. આથી રો વર્ગને સૂચના વધ પછી બળદેવજી ઉગ્રસુત જે આપી અને બળદેવજીએ ઋષિઓને કહ્યું કે આ સિવાય બીજું કંઈ મારી પાસે જહા હોય તો કહો. હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ અજાણ્ય મારાથી જે અપરાધ થયો હું શાશ્વત આપ પણ બતાવો ઋષિમુનિઓએ કહ્યું કે બલવંત નામનો ભયંકર રાક્ષસ કે તે દરેક પર્વત ઉપર અહીં આવે છે અને અમારા સહસ્ત્ર અને દૂષિત કરે છે અને પાપીઓ ને મારે અને આનાથી તમે આનાથી તમે અમારી મોટી સેવા કરી ગણાશે. જેથી પછી એકાગ્ર સિદ્ધ થઈ અને તીર્થોમાં સ્નાન કરતા બાર મહિના સુધી ભારત વર્ષની પરિક્રમા કરતા વિચરણ કરો આનાથી આટલી શુદ્ધિ થશે હવે કોનો દીવો લાવ્યો. ને બલવંતાનો આવ્યો અને યજ્ઞશાળામાં અ પવિત્ર વસ્તુઓ નાખવા લાગ્યા અને હાથમાં ત્રિશૂળ હતું એકદમ તાડવું અને ભારેખમ શરીર હતું અને એની ચોટી આમ દાઢી મુછ તો તાંબા જેવા લાલ હતા. મોટી દાઢી એની ભયાનક લાગતી હતી બલરામજીએ તેને જોઈને પોતાના મુછડાના હળનું સ્મરણ કર્યું અને શસ્ત્ર કરણ. ત્યાં આવી ગયા અને બલરામ આકાશમાં વિચારતો હતો કે બલરામ જી હળની અણીએથી એને ખેતીયો અને તેના માથા ઉપર જોરથી મુશળ પટકાવીને તેનું માથું ફાડી નાખ્યું તે ધરતી ઉપર પડી ગયો ઢળી પડ્યો. આ રીતે ઋષિઓનું વૈદિક ક્રિયાઓનું રક્ષણ કર્યું અને ઋષિઓ ને બલરામજીની તીર્થયાત્રામાં વિધાન કરેલું હતું કે લોક સંગ્રહ લોકોમાં દાખલો બેસાડવાની તે દ્રષ્ટિ જરૂરી હતી. તીર્થોમાં અનેક વિભાજનનો પોતાના પાપોને દૂર કરવા આવે છે અને સ્નાનક દિવાની ક્રિયાઓ કરે છે અને આવું ઘણા ચાલ સુધી બને છે આથી તીર્થો દૂષિત અને પાપના પાપ મુક્ત થાય છે. તીર્થો તીર્થોમાં સંદિગ્ધતાપને દૂર કરીને પવિત્ર કરવા પ્રભુ પણ તીર્થયાત્રા ઉપર છે બલરામજી સર્વ તીર્થ યાત્રા કર્યું બળદેવજી ને સંરક્ષણ અને સ્વરૂપ છે. સ્વરૂપ છે એટલે કે તીર્થયાત્રા કરનારા બલદેવજી છે છતાં અહીં તીર્થયાત્રા કરવામાં વિચાર તો શ્રીકૃષ્ણ જ છે શુભકર અને અશુભ કરવું કર્મ. જ્ઞાની તથા નષ્ટ થઈ જાય એવા જ બળદેવજી સંપૂર્ણ જ્ઞાન છે આથી ભગવદ ગીતામાં નિષ્ઠા વાંચે તેમને તીર્થયાત્રા વગેરે કર્મોને આધીન બનાવવામાં આવી છે અહીં ઋષિઓ જ્ઞાનના અધિકારી નથી ઋષિઓની કર્મોના ધરતી સહિત દ્વારા ઓપન કરવામાં આવી તીર્થો પણ આદિ કર્મમાં સ્વીકાર્યા છે આથી જ્ઞાન તથા કર્મો બંનેને આ પ્રતિભા જ કરવાના છે તેઓ જેનો અધિકાર છે. ફલ પ્રાપ્ત કરવામાં ભગવાન સહાયવાન થાય છે બલદેવજી ને તીર્થયાત્રા કર્યાના પ્રસંગ ઉપરથી ભગવાનમાં તમારું ગુસ્સો અથીયાવિસમાં માં શ્લોકમાં પહેલું નામ યોજવામાં આવેલું છે. અને શ્રીકૃષ્ણ અર્જુનના રથના સારથી બન્યા છે અને પાંડુ ઉપર વારંવાર અનુગ્રહ કર્યો છે આ માટે આપણે જે ક્રિયાઓ કરી તે બધા કર્યો અને લીલાઓના ઘરના શ્રીકૃષ્ણ જ છે. મહાભારતના યુદ્ધમાં આ શ્રીકૃષ્ણ અર્જુન સાથેનો પણ કર્યું હતું દુર્યોધન ના નાશ થવા પર બળદેવજી ને સમર્પણ ન હતા. છતાં દુર્યોધનની નાસ કરી હતી આથી શ્રીકૃષ્ણ હું ભગત વંશ છું. તેવું બલદેવજીએ પણ બતાવી છે તો આ રીતે ભક્તો દેવો પાંડવોને આમ આપ વંશ કહીને નવસો છન્નું અને નવસો સત્તાનું નામે શ્રીકૃષ્ણ ફક્ત પાંડવો તરફ પક્ષપાથ દર્શાવે છે. આ સિવાય પણ શ્રીકૃષ્ણ તો દર્શાવવી હોય એવી અનેક લીલાઓ તથા ભગવત ગીતામાં વર્ણવેલી છે ઊંડામાં એ વિચાર્યું હતું કે ધનની કોઈ ખાસ વાત નથી પણ શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન તો થશે જ. જીવનનો આ જ મોટો લાભ છે આવું વિચારીને તેમને શ્રીકૃષ્ણ પાસે જવાનું વિચાર્યું બદલી પાડોશી માંથી ચાર મુઠી પૌવા લાવી તે ભેટકર એવું વિચારી સુદામા દ્વારકા આવ્યા. શ્રીકૃષ્ણના મહેલમાં પ્રવેશ્યા ને શ્રીકૃષ્ણએ આ વખતે રૂક્ષ્મણી જી પલંગ પર બિરાજ્યા હતા અને તેમણે દૂરથી સુદામાને જોયા અને ઊઠીને તેની પાસે ગયા અને ભેટી પડ્યા. સુદામાને પલંગ પર બેસાડ્યા પૂજા કરીશું સુદામા નો પગ થોડો ધોળા પાણી પોતે ચઢાવ્યું આરતી પણ કરી.

શ્રીકૃષ્ણ દરેકના મનની વાત જાણે છે તેમણે સુદામા ને પૂછ્યું મારા માટે કંઈ ભેટ લાવ્યો છે શ્રીકૃષ્ણ કહે છે મારો પ્રેમી થોડા પ્રેમથી થોડીક વસ્તુઓ પણ કરી ને તો મારા માટે ખૂબ જ કંઈ કઈ છે. અપક્ષ બૌ ભેટ કરે કે તેના થી હું સંતોષ થતો નથી શ્રીકૃષ્ણએ આવું કહ્યું તો પણ સુદામા જી લજ્જા થી પૌવાની પોટલી ના આપી ભગવાને વિચાર્યું કે મારો પ્રિય સખા તમે લક્ષ્મીજીની કામનાથી આ સમયે પોતાની પતરી પત્ની તીવ્રતા પત્નીને રાજી રાખવા અઘરીથી અહીંયા આવ્યો હતો. એની મહાભૂતિથી આ શ્લોક જણાવ્યું શબ્દના અનુસરીને મરમો ને બરાબર સમજવાના આ યોજના છે શ્રીકૃષ્ણએ પૌવાની પોટલી ઝૂંટાવી લીધી અને કહ્યું પૌવા કે ઓલમ મને નહીં સંસારને તૃપ્ત કરવા ફરીયાદ છે. આમ નહીં મોટી પૌવા ખાધા અને સુદામાના સંપત્તિ આપી આ સંપત્તિ અને પત્નીની પ્રિય કરવા માટે આપી હતી. શ્રીકૃષ્ણને બલરામજી દ્વારકામાં નિવાસ કરતા હતા એકવાર સૂર્યગ્રહણ થવા લાગ્યું મનુષ્ય અને જ્યોતિષીઓ ત્યારે આ ગ્રહણની જાણ પહેલેથી જ થઈ ગઈ હતી આ બધી પોતપોતાના કલ્યાણમાં ઉદ્દેશ્યથી પૂર્ણ ન કમાવા અને સંપન્ન તીર્થ કુરુક્ષેત્રમાં આવ્યા આ પ્રસંગે ભગવાન પણ કુરુક્ષેત્રમાં પધાર્યા હતા. એણે હેતુ પવિત્રતાના પવિત્ર એવા ભગવાન નો પોતે પવિત્ર થવાનું નહીં પણ કુરુક્ષેત્રમાં વધુ પવિત્ર કરવાનો હતો સૂર્ય ગ્રહણના સમયે શ્રીકૃષ્ણ બધા સંબંધોની કુરુક્ષેત્રમાં ભેગા થયા અને એ દિવ્ય પ્રસંગની વિગતવાર તથા સંઘર્ષ છ અને કુરુક્ષેત્રમાં તીર્થયાત્રાળુઓ ભારત વર્ષના બધા પ્રાંતની જનતા આવીને અને યદુવંશીઓ પણ આવેલા હતા અનેક દેશના રાજાઓ પણ તથા સંઘર્ષ છે. આવ્યા હતા નંદ અને ગોપો અને ગોપીઓ પણ આવ્યા હતા. પ્રભુ આ બધાને પાવન કરવા કુરુક્ષેત્રમાં પધાર્યા અહીં તીર્થ નાદિન ક્રિયાઓ કરી હતી. શ્રીકૃષ્ણના હેતુ સર્વોને સત્સંગ વગેરેના આનંદ આપીને તેના અનુગ્રહ કરવાનો હતો અને નામનો સંબંધ સૂર્યગ્રહણની કથા સાથેનો પ્રભુ સર્વત્ર સર્વત્ર છે તથા મુનિયો માર્ગના અનુસરણ કરે છે.

કુરુક્ષેત્રમાં ઋષિઓ પણ આવેલા હતા અને વાસુદેવથી એમણે પ્રાર્થના કરી કે અમને ઉપદેશ આપો કે જેથી કર્મ ના આર્થિક નાશ થાય અને એને મોક્ષ મળે. ઋષિમુનિઓએ કહ્યું કે યજ્ઞ દ્વારા યજ્ઞના અધિપતિ ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરો અને આ સાંભળીને વાસુદેવી વૈજ્ઞાનિક તૈયારી કરી અને તેમણે પ્રત્યેક યજ્ઞમાં સ્વસ્તિક પ્રશ્ન પુનમ માનવ પ્રાકૃતમ યોગ સોળ યકૃત નો અને અગ્નિહોત્ર વગેરે અસ્ત્રો દ્વારા વિષ્ણુ ભગવાનની આરાધના કરી અને ભગવાનના શ્રીકૃષ્ણ સ્વયમ યજ્ઞરૂપ છે. તે યજ્ઞાની સકલ સેવા આપેલી હોય છે અને પોતાના આધારથી ચાલી રહેલું તેમાં આચાર્ય પ્રમાણ વાસુદેવની અન્ય પોતાના ખૂબ મોટા મનોરથ ને મહાસાગર પાર કરી રહ્યા હતા. વસુદેવજીએ શ્રીકૃષ્ણના પુત્ર વાત્સલ્ય પ્રેમ હતો શ્રીકૃષ્ણ સ્વરૂપનું તેમનું પુત્ર પ્રેમ તેમજ બાંધ રૂપ હતો કુરુક્ષેત્રમાં મુનિઓ પણ એક જ થઈ ગયા અને મુનિઓ પાસે શ્રીકૃષ્ણના સંબંધો વચ્ચેનો પામ્યા હતા. વાસુદેવજીએ તે સાંભળવા પછી વાસુદેવજીએ રામકૃષ્ણ બે પુત્રો પરમ બ્રહ્મ પરમાત્મા સ્વરૂપનું દિવ્ય જ્ઞાન થવા પામ્યું ત્યાં સુધી પુત્ર ભાવવાનો હતો. અને મુનિઓ દ્વારા સત્ય જ્ઞાન ધાર્યા પછી શ્રીકૃષ્ણ વસુદેવજી ને તત્વજ્ઞાન ઉપદેશ્યથી સમજાવ્યો હતો. શ્રી કૃષ્ણએ કહ્યું હતું સંપૂર્ણ સમજવું જોઈએ હાથમાં એક લેવા છતાં અનેક સ્વયં પ્રકાશ હોવા છતાં દ્રશ્ય લાગે સ્વરૂપ હોવા છતાં

આ રીતે આત્મામાં જુદા જુદા પણ પ્રતીતિ થાય છે એટલે કે હું જ છું બધું જ હું છું શ્રીકૃષ્ણએ વચન સાંભળી અને વાસુદેવજીએ બધું બુદ્ધિ સ્થિર કરી નાખી અને આનંદમાં મગ્ન થયા અને વાણીમાં મોંન થયા અને મનથી ની સંકલ્પ થયા. hello હા હર્ષ બોલે છે તું? बस बढ़िया અત્યારે હા મજામાં મજામાં શું કરીએ યાર હજુ ઘરે બેઠા બેઠા. ના ના અત્યારે पढाई ચાલુ છે ને એટલે time નહિ મળતો યાર અત્યારે તો પછી તો પડશે ને યાર અત્યારે કઈ આગળ મુ અરે આઈ આવતો लेकिन અત્યારે બહુ busy થઇ ગયા છે એટલે. અત્યારે તો કઈ કરતો નહી અત્યારે ભણું છું ખાલી શું BA કરું છુ અત્યારે તો. આ પતી ગયો છે આ તો હમ તારું શું ચાલે છે ? એવું पढाई नई पढाई નહિ કરતો તું? એવું તો પાછા exam કયારે આપવાનું તારે? એવું ના કરવાનું હોય આ તો graduation લઈલે તું પાછુ. એવું છે હા તો पढाई અત્યારે તો કહેતો હતો એવું છે બરાબર શું લે શું લે છે ITI માં બરાબર છે.

એવું છે બરાબર અત્યારે કઈ સુધી અત્યારે ગયો નહિ અત્યારે ફરવા હરવા? એવું છે? ક્યાં ફરવા ગયા હતો તું? થોડુંક पढ़वा માં ધ્યાન રાખ ને એવું ના ચાલે બકા. એવું ના હોવું જોઈએ ને યાર તારે કર બકા એવું તો ના ચાલે બકા એવું જ થયું હતું અમારે ગામ માં બાવા છે અત્યારે નાખે તને. એવું છે હા તો પાછા તને તો પછી શું કરે છે અત્યારે કઈ બોલતો નહિ અત્યારે કોની જોડે વાત કરે છે શું કરે છે કઈ કેહતા નહિ મમ્મી પાપ્પા. એવું છે એમ બરાબર તો બતાય બીજું શું કરે છે તું અત્યારે? કઈ છે? એવું છે. મારે તો બરાબર ચાલે યાર અત્યારે શું કરવાનું હોય? કઈ નોકરી વોકરી મળી જાય તો આપણો ખર્ચો હજી તો બંધ છે ભાઈ આ તો पढाई ચાલુ છે એટલે બંધ રાખ્યું છે અત્યારે તો આહ

હા ક્યાં રહે છે તું અત્યારે? એવું છે હું તો નિકોલ રહું છુ. અરે આ તો ભાળા ઉપર રહું છુ એટલે જતું રેવાનું એમાં શું જ્યાં ફાવે. હા એ બધું change થઇ જાય બે બધા કરવા પડશે બે શું કરવાનું અત્યારે?

કઈ પણ નહી બસ બધા મજામાં college ભાઈ-વાઈ તો એક તો ભણવા ગયા છે computer class એ ગયા છે આ તો બીજો તો બીજો નિકોલ બાજુમાં આહ શું કહેવાય આનું joging ઉપર ગયા છે કસરત કરવા એવું છે. એવું છે તે શરીર-વરીર બનાવ્યું કે નહિ ફોટો-વોટો મોકલજે whatsapp ઉપર એવું છે તો શરીર-વરીર બન્યું કે નહિ અત્યારે હા તું તો યાર કુછ ખાતો પીતો નહિ અત્યારે એટલે એવું તો ના ચાલે ને આતો ખોટું ખોટું શરીર ગસાઈ જાય આમાં એવું ના કરવાનું આ તો બરાબર બરાબર હા તો ઘરે બને છે ને ચા પાણી આપણે આ માં શું ખર્ચા કરવાનું તારે બહાર? ફાલતુ નહિ કરવાનું એવું છે? તો કાકા એ એક કંઈક job પર જાય છે કે નહી અત્યારે? એવું છે? બરાબર